ક્ટર્ટલ માં કોમન એરર્સ પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
સિન્ટેક્સ એરર્સ રનટાઇમ errorsઅને લોજિકલ એરર્સ આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ 081 બીટાનો ઉપયોગ રહ્યી છું
હું માનું છું કે તમને ક્ટર્ટલ સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે
જો નથી તો સંબંધીત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ httpspoken tutorialorg જુઓ
ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ કે એરર શું છે
એરર પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક ઇન્કરેક્ટ અથવા અનએક્સપેક્ટેડ પરિણામ ઉત્પન્ન કરે છે
પ્રથમ હું ટાઇપ્સ ઓએફ એરર્સ વિશે સમજાવીશ
સિન્ટેક્સ એરર એ પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે
જયારે પ્રોગ્રામ સિન્ટેક્સ એરર્સ ધરાવે છે ત્યારે કોમ્પાઇલેશન નિષ્ફળ જાય છે
સિન્ટેક્સ એરર્સ શોધવું અને સુધારવું સરળ છે
ઉદાહરણ તરીકે160 મેળ ન ખાતી કૌંસ ચોરસ અને કર્લી કૌંસ
એવાં વેરિએબલ નો ઉપયોગ જેને જાહેર કરાયા નથી સ્ટ્રીંગમાં છુટી ગયેલા અવતરણચિહ્નો ચાલો નવી ક્ટર્ટલ એપ્લીકેશન ખોલીએ
દશ હોમ પર ક્લિક કરો
સર્ચ બારમાં ક્ટર્ટલ ટાઈપ કરો
ક્ટર્ટલ આઇકોન પર ક્લિક કરો
અમુક પ્રકારની સિન્ટેક્સ એરર્સ સાથે ટ્યુટોરીયલની શરૂઆત કરીએ
મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે
પ્રોગ્રામમાં એરર ને સમજાવવાં માટે હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ
અહીં હું લાઈનને કમેન્ટ કરીશ
aask ડબલ અવતરણચિહ્ન અંદર enter અન્ય નંબર એન્ડ ક્લિક ઓક લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash ચિન્હ વાપરીશ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
પ્રોગ્રામ રન કરવાં માટે ચાલો રન બટન પર ક્લિક કરીએ
કોમ્પ્લાયર આ એરર દર્શાવે છે વેરિએબલ a વાસ યુઝ્ડ વિથઆઉટ ફર્સ્ટ બેઇંગ અસાઇન્ડ ટીઓ એ વેલ્યુ
એરર અહીં લાઈન નંબર 4 પર છે
આ એક સિન્ટેક્સ એરર છે
તે આવી છે કારણ કે વેરીએબલ એ જાહેર કર્યું ન હતું
તો હું લાઈન નંબર 2 પર જઈશ કમેન્ટ રદ્દ કરો
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ એ વેલ્યુ માટે 6 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો પ્રોગ્રામ એરર્સ વિના રન થાય છે
હું ક્ટર્ટલ એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ
ક્લિયર કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે રન કરો
ચાલો બીજી એરર જોઈએ
મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે
અહીં ક્ટર્ટલ માં પી ની વેલ્યુ પૂર્વનિર્ધારિત છે
પ્રોગ્રામમાં ચાલો ચિન્હને રદ્દ કરીએ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરો
કોમ્પ્લાયર આ એરર દર્શાવે છે યુ કેનોટ પુટ હેરે આ એરર લાઈન નંબર 2 માં છે
આ એક સિન્ટેક્સ એરર છે
તે આવી છે કારણ કે અહીં કન્ટેનર ઓએફ વેરિએબલ નથી
ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ ચિન્હને બદલીએ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ
ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો પ્રોગ્રામ એરર્સ વિના રન થાય છે
ચાલો સ્ટ્રીંગમાંથી કોઈ એક અવતરણ ચિહ્ન ને રદ્દ કરીએ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ કોમ્પ્લાયર આ એરર દર્શાવે છે ટેક્સ્ટ સ્ટ્રીંગ વાસ નોટ પ્રોપરલી ક્લોઝ્ડ એક્સપેક્ટેડ એ ડબલ ક્વોટ ટીઓ ક્લોઝ થે સ્ટ્રીંગ
અહીં એરર લાઈન નંબર 2 માં છે
હું લાઈન નંબર 2 પર પાછી જઈશ અને ક્વોટ્સ ને ફરીથી બદલીશ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
પ્રોગ્રામ કોઈપણ એરર્સ વિના રન થાય છે
આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં એરર આવી છે અને તેને સુધારી પણ શકો છો
હવે ચાલો રનટાઇમ એરર્સ વિશે શીખીએ
run ટાઇમ એરર પ્રોગ્રામનાં એક્ઝિક્યુશન દરમ્યાન આવે છે
તે પ્રોગ્રામને ક્રેશ કરી શકે છે જયારે તમે તેને રન કરો છો
રનટાઇમ એરર્સ સામાન્ય રીતે યુઝર દ્વારા અપાયેલ ખોટા ઈનપુટનાં લીધે થાય છે
કમ્પાઇલર આ એરર્સ ને શોધી શકતા નથી
ઉદાહરણ તરીકે160 000629 000602 એવા વેરિયેબલ દ્વારા ભાગાકાર કરવું જે કોઈપણ વેલ્યુ ધરાવતું નથી
ટર્મિનેટિંગ કન્ડિશન અથવા ઇન્ક્રિમેન્ટ વેલ્યુ વગર લૂપને રન કરવું
હું એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ
ક્લિયર કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે રન કરો
મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે
આ પ્રોગ્રામ બે નંબરોને ડિવાઇડ કરે છે
એ એ ભાજ્ય છે અને આર એ ભાજક છે
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ
ચાલો એ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
આર માટે 0 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો અહીં આપણને રનટાઇમ એરર મળે છે યુ ટ્રાઇડ ટીઓ ડિવાઇડ બાય ઝેરો આ એરર લાઈન નંબર 4 માં છે
આ એરર આવે છે કારણ કે આપણે નંબરને શૂન્ય દ્વારા ડિવાઇડ કરી શકતા નથી
ફરીથી રન કરીએ
એ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
આર માટે 2 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
પ્રોગ્રામ કોઈપણ એરર્સ વિના રન થાય છે
હું વર્તમાન પ્રોગ્રામને ક્ટર્ટલ એડીટરમાંથી સાફ કરીશ
ક્લિયર કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે રન કરો
આગળ આપણે લોજિકલ એરર્સ વિશે શીખીશું
લોજિકલ એરર એ પ્રોગ્રામનાં સોર્સ કોડ માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે
ઉદાહરણ તરીકે ખોટાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવું
બે નંબરોને ઉમેરવા ને બદલે ગુણાકાર કરવું
મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે
પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો રન બટન પર ક્લિક કરીએ
એક ડાયલોગ બોક્સ પોપ અપ થાય છે ઓક પર ક્લિક કરો
લૂપ ઇન્ફિનાઇટ લૂપ માં જાય છે
આપણે જોઈએ છીએ કે વ્હાઇલ લૂપ 31 થી નંબરોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે
આ લોજિકલ એરર છે
વ્હાઇલ કંડીશનમાં એક્સ એ 20 કરતા મોટો છે પરંતુ વેરિએબલ એક્સ એ 20 કરતા હંમેશા મોટો હોય છે તો લૂપ ક્યારે પણ બંધ ન થશે
પ્રોસેસ અટકાવવાં માટે હું એબોર્ટ બટન પર ક્લિક કરીશ
ચાલો xx1 ને xx 1 માં બદલિયે
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે રન બટન પર ક્લિક કરીએ
ડાયલોગ બોક્સ પોપ અપ થાય છે ચાલો ઓક પર ક્લિક કરીએ
29 થી 20 વેલ્યુ પ્રિન્ટ કર્યા બાદ લૂપ બંધ થાય છે
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં એરર્સ અને એરર્સ નાં પ્રકારો જેમ કે એવાં વેરિએબલ નો વપરાશ કરવો જે જાહેર થયું નથી
સ્ટ્રીંગમાં છૂટી ગયેલ અવતરણો રનટાઇમ એરર્સ અને 001030 001002 લોજિકલ એરર્સ એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી એરર્સ શોધો
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર